પુરુષ નું પ્રજનન તંત્ર okay હવે આપણે સમજવાનું છે કે પુરુષ નું પ્રજનન તંત્ર કેવી રીતે કામ કરે છે પુરુષ ના પ્રજનન તંત્ર ની અંદર કયા કયા અંગો આવેલ હોય છે કામ શું હોય છે તો એ સોથી પેહલા આપણે સમજીશું તો અહિયાં તમારી સામે બે diagram મુકેલા છે અહિયાં side view છે અહિયાં frant view છે પણ બને ને આપણે સારી રીતે સમજવાનું છે કે કઈ રીતે પ્રજનનતંત્ર પુરુષ નું પ્રજનનતંત્ર કામ કરે છે તો તમારી exam ની અંદર પુછાય કે પુરુષ ની અંદર

અંગ કયું હોય છે તો answser આવશે શુક્રપીંડ જેની અંદર શુક્રકોષોનું સર્જન થાય છે ને બાળક ના જન્મ સાથે શક્લાયેલું હોય છે બરાબર તો તમે કહી શકો શુક્રપીંડી જેની અંદર શુકકોષો છે તેને sperm કહેવામાં આવે છે sperm નુ સર્જન ક્યાં થાય છે તોહ આ શુક્રપીંડ ની અંદર થાય છે તો આવી કંઇક રચના તમને જોવા મળતી હશે બે બાહ્ય side શુક્રપીંડ જોવા મળતા હશે તો એ તમે જોઈ શકો છો આ શિશ્ન નો ભાગ છે એની બહાર ની sideokay તમને આ રીત ના જોવા વૃષણકોથળી મળશે

કોથળી ની સંખ્યા કેટલી હોય છે તો વૃષણ કોથળી ની સંખ્યા એકજ હોય છે અને એ વૃષણકોથળી ની અંદર તો answer આવશે બે શુક્રપીંડ હોય છે તો અહિયાં તમે જોઈ શકો છો આ રીત ના બે શુક્રપિંડો હોય છે વૃષણકોથળી ની અંદર તો વૃષણકોથળી તમે જોઈ શકો છો તો આ છે વૃષણકોથળી જેના અંદર તમને શુક્ર પીંડ જોવા મળશ okay હવે જોવો શુક્રપીંડ છે એ આ શુક્રપીંડ છે એ શેની સાથે connected હોય છે તો શુક્રવાહિની સાથે connected હોય છે બે શુક્રપીંડ છે તો એમાં થી નીકળી બે તમને શુક્ર વાહિની જોવા મળશે હવે જોવો સોથી પહેલા આપણે આગળ નું થોડું યાદ કરી લઇએ જેના થી તમને થોડી

કયા નામ થી ઓળખવા માં આવે છે તો મૂત્રપીંડ ના નામ થી ઓળખવામાં આવે છે તો મૂત્રપીંડ એનું જ english નામ છે kidney જેની અંદર મૂત્ર નું સર્જન થાય છે હવે મૂત્ર મુત્ર નું સર્જન થયા પછી okay મુત્ર વાહિની દ્વારા એ મુત્ર ક્યાં ભેગું થાય છે તો મુત્રાશય ની અંદર ભેગું થાય છે આ બધી વસ્તુઓ આપણે ઉત્ત્સર્જન તંત્ર ની અંદર જોઈ ગયા અહિયાં હું તમને link કરીને બતાવું તો અહિયાં તમને બે નળીઓ જોવા મળતી હશે જે ઉપર થી આવે છે તો આ બે નળીઓ ક્યાંથી આવે છે તો kidney માંથી આવે છે એટલે કે મુત્રપીંડ માંથી આવે છે

મુત્ર વાહિની દ્વારા આ મૂત્રાશય ની અંદર ભેગું થાય છે તો અહિયાં તમને જોવા મળશે કે આ શું છે તો આ છે મૂત્રાશય જેની અંદર મુત્ર છે એ ભેગું થયેલુ હશે અને જયારે વધારે પડતું મુત્ર ભેગું થઇ જાય ત્યારે એ મુત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જાય તો આ વસ્તુ આપણે શેમાં જોઈ ગયા હતા તો ઉત્ત્સર્જન તંત્ર ની અંદર જોઈ ગયા હતા આગળ નો ભાગ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ શું છે મુત્રવાહિની છે આ ભાગ છે તમારો મૂત્રાશય જેની અંદર મુત્ર ભેગું થાય છે ok આપણ બીજી છે એટલે કે બે kidney છે તો બે આ રીત ના મુત્રવાહીની હશે જે બે kidney માંથી આવતી હશે અને એમાથીં જે મુત્ર છે એ આ મૂત્રાશય ની અંદર ભેગું થતું હશે અને પછી આ મુત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જતું હશે આટલી વસ્તુ આપણે સમજી ગયા હતા હવે આપણે પુરુષ નો પ્રજનન તંત્ર સમજવાનું છે કે પુરુષ ના પ્રજનન તંત્ર ની અંદર કયા અંગો હોય છે અને એમનુ કઈ રીતના કામ હોય છે કેમ કે પુરુષ ના પ્રજનન તંત્ર નું જે main અંગ હોય છે એ કયું હોય છે તો શુક્રપિન્ડ હોય છે અને શુક્રપિન્ડ ની સંખ્યા કેટલી હોય છે તો અહિયાં બે લખેલું છે તો એનો મતલબ બે હોય છે તો એ શું દર્શાવે છે કે શુક્રપિન્ડ ની સંખ્યા બતાવે છે તો અહિયાં તમને જોવા મળશે કે બે સંખ્યા માં શું હોય છે શુક્રપિન્ડ હોય જે વૃષણ કોથળી ની જે વૃષણ કોથળી થી આ રીત ના ચમકાયેલા હોય છે બાહ્ય side જ હોય છે બધાને ખબર જ છે તો શિશ્ન છે અને આ રીતના બે શુક્રપિન્ડ હોય છે શુક્રપિન્ડ નું કામ શું શુક્રપિન્ડ નું કામ છે શુક્રકોશો બનાવવું શુક્રકોશો એટલે કે શું sperm તો કે જે આગળ જતા okay યોની માર્ગે okay સ્ત્રીની યોની માર્ગે સ્ત્રીને યોની માર્ગ ની અંદર entered થશે અને એ આગળ જતા okay અંડપીંડ એ અંડપીંડ સાથે મળશે અને એના પછી બાળક નું જન્મ થશે એ બધું સ્ત્રી નું પ્રજનનતંત્ર જોઈશું એ વખતે વાત કરીશું તો જે શુક્રકોષો છે એ એટલે કે sperm છે એ sperm બનાવાનું કામ કોણ કરે છે તો આ શુક્રપીંડ કરે છે આ શુક્રપીંડ ની અંદર એટલે કે શુક્રકોષો બને છે એટલે શુધી ખ્યાલ આવ્યો અને એ શેના થી ઘેરાયેલી હોય છે શુક્રપીંડ તો વૃષણકોથળી થી ઘેરાયેલા હોય છે હવે બીજું વૃષણકોથળીનું તાપમાન હોય છે એ તમારી exam માટે important છે સોથી પેલા જે શુક્રકોષો છે એ મનુષ્ય ના શરીર નું જે તાપમાન છે એ તાપમાન ઉપર જીવી શક્તા નથી મનુષ્ય નું normal તાપમાન કેટલું હોય છે તો સાડત્રીશ degree celsius હોય છે કેઅટલું હોય છે સાડત્રીશ degree celsius તો શુક્રકોષો છે એ સાડત્રીશ degree celsius ઉપર જીવી શકે નહિ એટલા માટે અમને વૃષ્ણકોથળી માં એક રચના આપી છે અને આ વૃષ્ણકોથળી નું તાપમાન કેટલું હોય છે તો આપના શરીર ના તાપમાન થી ત્રણ થી લઈને પાંચ degree ઓછુ હોય છે એટલે તમે કહી શકો કે ત્રીસ degree થી લઈને પાંત્રીશ Degree ઓછુ હોય છે વૃષ્ણકોથળી નું તાપમાન અને આ તાપમાન ઉપર જે આપના શુક્રકોષો છે એ જીવતા રહી શકે છે તો આ વૃષ્ણકોથળી નું કામ શું હોય છે તો આ શુક્રકોષો જે બન્યા છે શુક્રપીંડ ની અંદર જીવતા રાખવા તાપમાન છે આ તાપમાન જાળવી રાખે છે અને જે શુક્ર કોષો છે આ શુક્રપીંડ ની અંદર જીવતા રહી શકે છે તો very important છે યાદ રાખીજો કે વૃષ્ણકોથળી કામ શું છે અ પ્રજનન ની ક્રિયા થાય છે એટલે કે જયારે male અને femaleokay બને વચ્ચ interposh થય છે એ સમયે આ શુક્રકોષો બનેલા છે શુક્ર પીંડ ની અંદર શુક્રવાહિની વાટેએ ઉપર આવે છે આ રીત ના okay બે છે શક્રપીંડ બને માંથી આ જે sperm બને છે sperm ને યાદ રાખો sperm

શુક્ર કોષો આ બને વસ્તુ અગલ છે શુક્રકોષો ને શું કેવા માં આવે છે તો sperm કેવા આવે છે તો sperm અને શુક્રકોષો બને એક છે પણ વીર્ય અલગ છે તો વીર્ય આખું અલગ છે વીર્ય અને શુક્ર્કોશો વચ્ચે કોઈ સબંધ નથી તો clear તો યાદ રાખી લેજો શુક્રકોષ એને જ sperm કહેવામાં આવે છે જયારે વીર્ય છે એ આખી વસ્તુ અલગ છે વીર્ય કોને કહેવામાં આવે અને વીર્ય ક્યાં હોય એ આપણે સમજી એ તો મેં થી જે વાત કરી કે આ શુક્રકોષો છે આ શુક્રકોષો એ શુક્રવાહિની દ્વારા કયા આવશે આ જે ભાગ તમને દેખાય છે seminal restical કહેવામાં આવે છે seminal restical કહેવામાં આવે છે Resical કહેવામાં આવે છે એનુજ એક બીજું નામે છે યાદ રાખજો શુક્રાશય શુક્રાશય okay આ શુક્ર શય કહેવામાં આવે છે અને એનાથી એનાથી પણ સારું નામે આપવું હોય જે exam ની અંદર લખેલું હશે એ છે seminal resical શું લખેલું હશે seminal resical અને આ seminal resical ની અંદર વીર્ય નું નિર્માણ થાય છે અને યાદ રાખજો વીર્ય વસ્તુ અલગ છે વીર્ય નું નિર્માણ ક્યાં થાય છે તો આ seminal resical ની અંદર થાય છે

શુક્રકોષો જ મેં તમને કીધું શુક્રકોષો જીવી કયારે તો અહિયાં વૃષ્ણકોથળી ની અંદર કારણે વૃષ્ણકોથળી ની અંદર તાપમાન કેટલું હોય છે તોહ તેત્રીસ થી લઈને પાંત્રીશ celsius છે હવે શુક્રકોષો અહિયાં થી બાર નીકળશે વૃષ્ણકોથળી માંથી બાર નીકળશે તો શું થાય કારણે કે તાપમાન વધી જશે કારણે કે આપણા body નું તાપમાન તો કેટલું હોય છે સાડત્રીશ celsius છે

અને જીવન જીવીત રખવા નું કામ શુક્રકોષો ને જીવિત sperm રાખવાનું કામ કોણ કરે છે તો યાદ રાખજો અહિયાં થી જે વીર્ય છે શુક્રકોષો ની અંદર ભળશે અને શુક્રકોષો અને વીર્ય તો કે આ બંને નું જે મિશ્રણ છે એ અહિયાં થી બાર નીકળશે તોહ very important છે યાદ રાખજો તો અહિયાં થી મેં તમને શું સમજાવ્યું ધ્યાનથી સમજો સૌથી પેલા મેં એ સમજાવ્યું કે શુક્રપીંડ છે એ શુક્રપીંડ ક્યાં આવેલા હોય છે વૃષણકોથળી આવેલા હોય છે વૃષણકોથળી નું કામ શું છે તો આ શુક્રપીંડ ની અંદર આ જે શુક્રકોષો છે એમને જીવતા રાખવા હવે જીવતા કયારે રેહશે તોએમને જીવતા કયારે રેહશે તેને પાંત્રીશ તાપમાન મળશે તોજ આ શુક્રકોષો જીવતા રેહશે બાકી જીવતા રહશે નહિ તો વૃષણકોથળી એ તાપમાન જાળવી રાખે છે તેત્રીસ થી લઈને પાંત્રીશ celsius આપણા મનુષ્ય નું તાપમાન કેટલું હોય છે સાડત્રીશ celsius જે તાપમાને sperm છે જે શુક્રકોષો છે એ જીવતા રહી શકે નહિ તો અહિયાં જયારે interposh થશે આ શુક્રકોષો આ શુક્રવાહીની દ્વારા અહિયાં આવશે અને અહીંયા થી જે તાપમાને Okay એ શુક્રકોષો ની અંદર વીર્ય બનશે અને વીર્ય નું કામ શું છે તો અહિયાં થી જે શુક્રકોષો આવે છે એમને જીવિત રાખવા સાથે સાથે વેગ આપવો વીર્ય એક ચીકણું white પ્રવાહી જે અહિયાં શુક્રકોષો ની અંદર ફરે છે clear આટલું તમને ખ્યાલ આવી ગયો હશે અને આ છે જેને શું કેવા આવે છે મૂત્રજાનન માર્ગ કેવા આવે છે કેમ આને મૂત્રજનન માર્ગ કેવા આવે છે કેમ આ મૂત્ર ના પણ exit point મૂત્ર નો પણ exit point છે અને વીર્ય એટલે કે જે શુક્રકોષો અને વીર્ય નું જે મિશ્રણ છે એનું પણ અહિયાં exit point અને મૂત્રજનન માર્ગ કેવા આવે છે ખાલી મૂત્ર માર્ગ કે ખાલી પ્રજનન માર્ગ કેવાતો નથી clear તો આ બધી વસ્તુઓ તમ i hope so સમજી ગયા હસો એને penish કેહવામાં આવે છે એટલે કે શિશ્ન કહેવામાં આવે છે અને શિશ્ન ની અંદર જે નીચે નો જે ભાગ છે જે મોટો ભાગ હોય છે એને શીશ્નાગ્રહ કહેવામાં આવે છે હવે એ જે તમને બે ગ્રંથી ઓ ની વાત કરવી છે આ બે ગ્રંથી ઓ ને સમજી લઇએ પેલી જે ગ્રંથી છે એ છે prostate ગ્રંથી અને બીજી છે ગ્રન્થિ okay થોડા અટપટા નામ છે exam માટે એટલી ખાસ important નથી પરંતુ હું તમને સમજવી દઉં છું સૌથીપેલા વાત કરીશ ગ્રન્થિ ની તો આ ગ્રંથી માંથી એક સ્ત્રાવ થશે

કરવાનું કામ એટલે કે clean કરવાનું કામ કરે છે ટૂંક માં સમજી લો કે oiling કરવાનું કામ કરે છે કોણ આ ગ્રંથી તોહ આ ગ્રંથી માંથી જે સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવ થી શું થશે તો જે શિશ્ન ના ભાગ છે એનું oiling કરવાનું કામ થાય છે અને prostate ગ્રંથી નું કામ શું છે તોહ prostate ગ્રઆવ્ન્થિયું છે એને વેગ અપૂ નું કામ એ છે કે જે શુક્ર કોષો અને જે વીર્ય નું જે મિશ્રણ એને વેગ આપે Okay તો અનુ કામ એજ છે prostate ગ્રંથીનું આમાંથી જે સ્ત્રાવ એ પણ વીર્યની અંદર ભેગું થશે અને એનાથી વીર્ય અને જે

Hello futurebee કેમ છે આદિતી? બસ મજામાં. તમે કેમ છો? બસ મજા માં. આજે મને એમ થયું કે હું તમારી સાથે વાત કરું અને થોડીક સલાહ પણ લવ. કય બાબતે સલાહ જોયે છે તમને. કય બાબતે સલાહ જોયે છે તમને. તમે જેમાં પાવરદાર છો તમે જેમાં પૂર્ણ છો. એ કામ બાબતે મારે તમારી પાસેથી સલાહ જોઈએ છે. થોડુંક મને. તમે હું કવ છુ તમને ધીરજ રાખો આપડે તમે રોજ જે day time તમે શું બનાવો છો? રસોઈ Yes રસોઈ. મને ઈચ્છા થઇ છે રસોઈ સિખવાની. તો મને થોડુક એના વિષે જણાવો. અને પછી હું ક્યાથી start કરું સીખવાનું એ કહો. ઠીક છે. પેલા તો એવો કોય એક રસ્તો નથી જે આપડે જેના પર ચાલીને આપડે રસોઈ બનાવતા સિખી શકીએ. રસોઈ એક એવી વસ્તુ છે કે જે તમારે બસ ચાલુ કરી દેવાનું અને જેમ તમે ધીમે ધીમે ધીમે ધીમે. રોજ ના તમારા જીવન ના તમે રસોઈ બનાવાનું શરૂ કરો એટલે પછી તમને આવડી જાય અને તમે બધી વધુ સારી વાનગીઓ બનાવી શકો. અને તમારી રસોઈ પણ સારી થવા લાગે. આપડે જોતાં હશું કે આપડા ઘરે આપડા mummy એ લોકો રોજ સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાતનું જમવાનું પછી બીજી કઈક થોડીક એવી નવી વાનગીઓ એવું બધુ બનાવે છે તો કેટલું જડપથી બનાવી લે છે અને કોય પણ એમને કોઇની મદદ ની જરૂર નથી પડતી. તરત જ ઇ બનાવી લે છે. તો બસ એનું ઇજ કારણ છે કે એ લોકો રોજે રોજ રસોઈ બનાવે છે. આ કળા વર્ષો થી એ લોકો પોતાના જીવન માં અપનાવે છે એનો પ્રયોગ કરે છે અને એમને સારી રસોઈ કરતાં આવડે છે. હા તો મારે બસ એ જડપ જ જોઈએ છે બાકી તો તૂટેલી ફૂટેલી રોટલી તો મને પણ બનાવતા આવડે છે. તો જડપ જોઈએ છે તો રોજ રસોઈ બનાવાનું ચાલુ કરી દયો. તો હું રોજ રસોઈ બનાવીશ તો શું મારા હાથની રસોઈ ઘરના ખાશે ખરા? હા ખાશે બસ થોડુક એમાં મીઠું બરાબર હોવું જોઈએ જ્યાં ખાંડ નાખવાની હોય ત્યાં મીઠું નય નાખી દેવાનું તો બધા ખાશે. પણ તમે મીઠું ક્યો અટલે મને બે વસ્તુ નો વિચાર આવે કે ખાંડ વાળું મીઠું કે મીઠા વાળું મીઠું? મીઠું એટલે મીઠાવાળું મીઠું. મીઠા વાળું મીઠું અટલે sweet વાળું મીઠું કે પછી નમક વાળું મીઠું? નમક વાળું મીઠું. તો હવે એનો તો કેટલો પ્રમાણ છે એતો તમને ખબર અમને તો કાય ખબર પડે નય આમાં મારે સમજી લ્યોને નવેસરથી ચાલુ કરવું છે અને ખાસ કરીને હું અત્યાર માં આ લપ અટલે કરું છુ કે મારી wife ને મારે suprise કરવી છે કે મને રસોઈ બનાવતા આવડી ગઈ. Okay તો હવે એક કામ કરીયે તમારે જો આમ suprise કરવુ જ છે તમારા પત્ની ને તો પછી તમે કોય પણ એક રસોઈ માટે એક ચોપડી લિયાવો વાનગી ની કોઈ એક ચોપડી લિયાવો જેમાં તમને અલગ અલગ શ્રેષ્ટ શ્રેષ્ટ વાનગીઓ વિશે બધું વિસ્તાર પૂર્વક લખેલું હોય. હવે ચોપડિયું જ્ઞાન તો ચાલે નય તો શું કરવાનું કે બે ત્રણ વાર કોય પણ એક વાનગી જે તમારા પત્ની ને પસંદ હોય અને બસ ઇ વાનગી લય લો એની તમે recipe જોવો અને ઇ recipe જોય લ્યો ને અટલે પછી અનુકરણ કરવાની કોશિશ કરો. પછી વાત આવી કે સ્વાદ ની કે પ્રમાણ ની તો ઇતો ભગવાને આપણે જીભ આપીજ છે.

ના એટલે વાનગી તો હું નક્કી હજી કરી નથી શક્યો કેમ કે મારૂ ધ્યાન અત્યાર ના ચંદ્ર જેવી ગોળ ગોળ રોટલી ઉપર જ છે.

નયતર તો પછી બીજો એક રસ્તો કવ કે ગોળ એક થાળી લય લેવાની ધાર વાળી તમારી જેવી પણ રોટલી બને ને ઇ થાળી નો છાપ મારી દેવાનો એટલે તમારી ચંદ્ર જેવી ગોળ ગોળ રોટલી બની જાશે. હવે હું ઘર માંથી નીચેથી રસોડામાંથી જો હું મારા રૂમમાં બધી થાળી ને લોટ ને ઇ બધુ લયાવીશ તો એને ખબર પડી જાશે તો એની પાસે suprise કેમ રેહેશે. એતો એક વિચારવા જેવો સવાલ છે.

રસોઈ કરવામાં કામ આવે એવી પ્રવૃતિ. ઓલું આપડે china town આપડે છતરીશ china town નય અને આપડે ચાંદની ચૌક ટુ ચાઈના માં નથી જેમ કરાટે કરવામાં આપડે એને કસરત કરાવે છે એની જગ્યા રોટલી કરાવા રાખે છે રોટલી કરાવા રાખે છે એવું ક્યાક મને ક્યાક ક્યો ને એવું તો અક્ષય કુમારની જેમ હુંય ક્યાક એવું કરા રાખું તો ઇ એને કેમ કરાટે આવડી ગયું તો મને રોટલી કરતાં આવડી જાય.

ના ના ના ના. joke નય મારે serious હું serious છુ હું કાય મજાક નથી કરતો. જો મે છે ને એક વખત રોટલી બનાવાની try કરીતિ. પણ મારાથી ગોળ ગોળ રોટલી બની નય અને નીચેજે પાટલો હોયને એમાં ચોટી ગયતી તી તો પછી મે એને ડૂચો કરીને પાછી રાખી દીધી હતી એમનેમ લોટ ભેગો લોટ રાખી દીધો. અને એક વાર મે રોટલી વઘારવાની પણ try કરી તો રોટલી વઘારવાની try કરી તો એક વાર તો કાળી રોટલી બની અને બીજીવાર તો તમને હું શું કવ કે ઓલું તેલ માંથી આમ ભડાકો થય ગ્યો અલા

ઠીક છે તો આપડે પેલા એમ જાણી લઈએ કે સારી રોટલી કેવી રીતે બને. રોટલી ખાવા માં બધા. મારે, મારે છેને રોટલી ખાલી નથી બનાવી અટલે તમે totally રસોઈ વિષે કેજો એમ કે આ તમારી જે ગૃહિણીની જે પદ્ધતિ હોય છે ને કે આ મીઠું આયા જ રાખવાનું અને ભૂકી બાજુમાં જ રાખવાની આ બધું હું observe કરતો હોવું છું કેમ કે મારે સિખવું છે તમે મને બધી વસ્તુ પેલેથી કેજો અટલે મારૂ કય રય જાતુ હોય ને તો મને ધ્યાન માં આવે. હવે તમે એવું તો કરી નથી શકતા કારણકે રસોડુ છે ને તમારા પત્નીના હાથમાં હોય તો તમે એ રીતે તો ફેરફાર નહીં કરી શકો પણ જ્યારે તમે કોય પણ પ્રકારની રસોઈ કરવા બેસો કે કોઇ પણ વાનગી બનાવા બેસો. તો તમારે એક વસ્તુ ધ્યાન માં રાખવી ફરજિયાત છે કે તમારી પાસે બધીજ સામગ્રી છે હવે બધી જ સામગ્રીમાં પછી એના મસાલા પણ આવી જાય. એના સિવાય આપણે જે બધો કાચો સામાન જોયેતો એ કાચો સામાન આવી જાય અને ઇ વાનગી બનાવા માટે આપણે જેટલા સાધનોનો ઉપયોગ કરવાના છીએ તપેલી છે , કડાઈ છે, ચમચા છે, થાળી છે બીજી જે પણ તમને જરૂરી જરૂરી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ તમારી પાસે હાજર હોવી જરૂરી છે અટલે એના માટે પેલા તમારે એક વાનગી નક્કી કરવાની કે તમારે આજે કઇ વાનગી બનાવી છે. ઇ વાનગી હોય પછી એના આધારે તમારે એની સામગ્રી જોવાની કે તમારી પાસે બધી સામગ્રી તો છે ને ઘરમાં. હવે અમે આપડે ગૃહનિયો ની વાત કરીયે તો એ લોકો શું કરે કાંતો વાનગી ઉપર સામગ્રીઓ ભેગી કરે અથવા તો સામગ્રી હોય ને એના ઉપરથી વાનગી ત્યાર કરે કે ભાઈ ચાલો આજે ઘર માં આપડી પાસે અ ફુલાવર પડું છે તો આપડે એનું શાક કરી દઈએ. કા પછી ઘણીવાર એમ થાય કે ના યાર આજે તો આપડે સરસ મજાનું ક્યાક એવું tasty જમવાનું ખવાડવું છે બધાને કે બધા ખુશ થઇ જાય જેમ કે ખીર પૂરી બનાવી છે. તો હવે એ લોકો પછી ખીર પૂરી બનાવા માટેની સામગ્રી ભેગી કરશે અને પછી ઇ બનાવશે. તો main વસ્તુ કોઇ પણ જાતની વાનગી બનાવા માટે કે ગમે ત્યારે રસોઈ કરવા માટે છે એની સામગ્રી અને બધા જ સાધનો. તમને ખબર છે કે આપડે રસોઈ માં કયા કયા સાધનો વાપરીએ છીએ હા હા મને ખબર

હા આવડે જ ને ચમચી નો ખાવામાં દાળ ભાત માં ઉપયોગ થાય થાળી નો રોટલી શાક માં થાય વા વાટકા નો દાળ રાખવા માં થાય. આતો થઈ આ થઇ વાત બધા સાધનો નો ઉપયોગ કરવાની કે એને તમે ક્યાં કયું સાધન કય વસ્તુ માટે લય શકો પણ એને બનાવી કેમ શકો એ તમને ખબર છે? હા હા ઇય ખબર છે અમારી બાજુ માંજ એક કારખાનું છે જ્યાં થાળી, વાટકા બધુ ચમચી બધુ બને છે. બનવાની વાતય નથી તમે રસોઈ કેમાં બનાવશો જે સાધનો માં બનાવશો તમને ઇ સાધનો વિષે અંદાજો છે કે કયા સાધન નો ઉપયોગ ઓહ અચ્છા અચ્છા અચ્છા તમે પેલી ને ચમચો ને lighter ને તવીથો ને ઇ બધી વાત કરો છો ને?

હાતો ઇ વસ્તુ ની તો ખબર જ હોય ને.

મારે સિખવું છે કે મીઠું કેમ ઓછું વધારે ન પડે. ચટણી કેમ ઓછી વધારે ન પડે ભૂકી આ બધી વયવસ્થિત આ ચાટ મસાલો ક્યાં વપરાય ક્યાં ના વપરાય અને એક વસ્તુ ઇ કે રાય અને હિંગ અને જે એક ચાટ મસાલો આવે ઇ. એ અમુક જગ્યા યે એવા લોચા થઇ જાય મારાથી કે હું તમને શું કવ. મુકોને તમે ઇ વાત ખીર માં મે રાય નાખી દીધી છે.

તો આ વિવિધ બી નો ભૂખો ને આ બધુ સરખું લાગે તો શું કરવાનું? ઠીક છે તો કોઇ પણ પ્રકારો નો વઘાર કરવો હોય ને તો વઘાર માટે જેમ કે શાક નો વઘાર છે દાળ નો વઘાર છે કે બીજો કોઇ પણ પ્રકાર નો વઘાર કરવો હોય તો એના માટે તમને જોષે રાય. જીરું, લવિંગ, બાદીયા, તજ એવી અલગ અલગ વસ્તુ હવે ઇ તમારા ઉપર છે કે તમારું અ સ્વાદ કેવડો છે ને તમે કેટલું તીખું ખાવાનું ખાય શકો. Normal કોય પણ વઘાર માં લગભગ રાય અને જીરું વપરાય છે એના સિવાય જેમ આપડે દાળ તડકા બનાવીએ કાતો તીખી દાળ બનાવીએ કઠિયાવાડી દાળ બને તો એમાં પેલું છે ને અ લવિંગ, બાદીયા, તજ એવી બધી વસ્તુ નાખે. ઊંધ્યું બનવું હોય ત્યારે પણ આ બધી વસ્તુ ની ખૂબ જરૂર પડે છે કારણકે ઇ બધી વસ્તુઓ અ તમારી વાનગી નો સ્વાદ બવ વધારી દયે છે. ખબર પડી તમને હા ખબર પડી મારે actually ભાત વઘારવા હોય તો મારે શું કરવું પેલે થી મને જણાવજો મારી પાસે ભાત પડા છે જે રાત ના છે. હવે મારે એને સવાર ના ભાત ને વઘારવા છે. ઠીક છે જો તમારે પાસે બનેલા ભાત પડા હોય તમે કીધું કે રાતથી ભાત પડા છે એનો મતલબ કે તમે એને બાફી ને અથવા તો તમે ભાત ને ચડાવી લીધા હશે કાચા તો નથી તો હવે તમારે શું કરવાનું વઘારવા માટે પેલા તમારે છે ને ડુંગળી કાપી લેવાની જે પણ અ તમારું જેટલો ભાત હોય ને તો એના અનુસારે એક થી બે ડુંગળી તમારે કાપી લેવાની એને પછી હવે તમને મોટી ડુંગળી ગમતી હોય તો એવી રીતે કાપો અથવા જીણા જીણા જીણા સાવ બારીક ના ટુકડા કરી દદ્યો આટલે તમને વાંધો નો આવે બારીક ટુકડા કરી દ્યો એની સાથે પછી તમે ટમેટું સુધારી લ્યો ટમેટા ના પણ જે રીતે ડુંગળી કાપી હોય એવી રીતે કરો જો લાંબા ડુંગળી ના લાંબા કટકા કરા હોય તો ટમેટા નાય લાંબા ટુકડા કરવાના પણ જો તમે ડુંગળી બારીક સુધારી હોય તો પસી તમારે ટમેટા પણ બારીક સુધારવાના કોઈક એક ખાસ માટે તમે એક લવિંગ લવિંગ મરચાં હોય ને ઇ એક લવિંગ મરચુ એક લઇ લેવાનું અને એના પણ જીણા જીણા જીણા ટુકડા કરી ને તમારે એને સામગ્રી માં લઇ લેવાનું. એના પછી તમારે એક કડાય લય લેવાની એમાં એક થી બે પાવડા તેલ નાખવા નું

એમાં રાય તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાય અને જીરું થી વગાર કરવાનો ચપટી એવી હિંગ નાખવાની કારણ કે હિંગ થી સુ થશે કે આપણ ને કોઈ પણ વસ્તુ પચવામાં સેલી રે અને તમને વાયુ ના થાય એટલે તમારે થોડી હિંગ નાખવાની જેમ ઈ વગાર થઇ જાય તમે રાઈ ટાળવા લાગે એટલે પછી તમને જો લીમડો જોઈએતો હોય તો લીમડો નાખી દેવાનો. અને પછી સાથે ડુંગળી નાખી દેવાણીઓ અને તમને લસણ ભાવતું હોય તો થોડાક લસણ બે ત્રણ કલી અ કડી લસણ ની તમારે ફોલી નાખહવાની એના નાના નાના નાના ટુકડા કરીને લસણ પણ નાખવાનું વગાર માં ડુંગળી અને લસણ ને સાતળી લેવાનું એને થોડું સારું સાતડવા થી જલ્દી સાંતળવા માટે તમે અ એક બેચપટી મીઠું નાખી દ્યો એટલે જલ્દી સાંતળાઈ આવશે. અને જેમ થોડું આછું ગગુલાબી થવા લાગે ને એટલે તમારે ટામેટા નાખી દેવાના ટામેટા ને પણ એને ઈ એને ખુબ હલાવો અને પછી એમાં તમે નાખહી દ્યો થોડી હળદર થોડી. થોડુંક મરચું થોડુંક ધાણાજીરું અને પછી સાથે ભાત નાખી દ્યો અને એક ડેમ સરખી રીતે એને mix કરી લ્યો. એટલે જેમ mix થઇ જાય તો તમારા વઘારેલા ભાત તૈયાર થઇ ગયા. અને છેલ્લે સૌથું છેલ્લે કોઈ પણ આપડી ગુજરાતી વાનગી ની ખાસિયત સુ છે?

એટલે એના થી સુ થાશે કે mast ખટાસ એ આવી ગઈ તીખાશ પણ આવી ગઈ હવે તમે કેસો કે આમ ગડિયુ તો કઈ છે જ નઈ તો એમાં એવું છે બધા ને વઘારેલા ભાત માં છે ને ખાંડ નાખવી ગમતી નઈ. પણ જો તમને થોડી ખાંડ ભાવતી હોય ને તો થોડીક જરા આપડે વગાર ભાત નાખ્યો હોય ને ત્યારે એમાં થોડી ખાન બી નાખી દેવાની સૌ થોડીક એટલે એના થી સુઉં થશે તમામને ખાટસ પણ મળશે.

મારે તો મારી તો જાગૃતિ જે છે ને એ ખાંડ નાખીને જ ભાત વગારે. હા તો બસ ખાંડ નાખી દેવાની અને આપડે એક વસ્તુ તો ભૂલી જ ગયા. બોલો સુ તમે આખી સામગ્રી સાંભળી ને કે મેં તમને આખી recipe કીધી તમે રીત સાંભળી તો તમને ના સમજાનું કે એક વસ્તુ રઈ ગઈ. હ ચમચા થી હલાવાનું ગાય એતો ભગવાને પેલા જ થી આપડા માં ઓછું આપયું એટલે નથી રાય જાય. પણ આવું જ થાય જયારે રસોઈ કરતા હોય એને તો રસોઈમાં કાતો મીઠું બૌ વધારે હોય તો મીઠું બૌ ઓછું હોય કાતો હોય જ નઈ એટલે હંમેશા યાદ થી મીઠું નાખવાનું

યાદ થી મીઠું નાખવાનું ભુંયલવાનું નઈ હવે યાદ રઈ જશે મીઠું confirm થઇ જશે વગારેલાં ભાત પડે કે ના પડે મારા વાગારેલાં ભાત માં મીઠું હશે ભાત કે ચોખા નો દાણો દેખાય કે ના દેખાય. એમાં ચટણી દેખાય કે ના દેખાય તેલ દેખાય કે ના દેખાય પણ મીઠું હશે. મીઠું તો હોવું જરૂરી છે. હા કુછ મીઠા હો જાય. તમને કઈ વાનગી ભાવે છે મિસ્ટાન્ન માં સુ ભાવે છે તમને. મને મિસ્ટાન્ન માં તો સાચું કૌ ને તો કાજુકતરી ભાવે કેમ કે મારી જાગૃતિ છે ને મને એના જન્મદિવસ ઉપર કાજુકતરી ખવડાવે. એતો તમારી જાગૃતિ તમને ખવડાવે છે એટલે ને તમને સુ ભાવે? મને કાજુકતરી ભાવે છે કે ઈ ખવડાવે છે ઇના હાથ ની ખાધી પછી મને બીજી એકેય મિસ્ટાન્ન ભાવતું જ નથી.

Veg cheese sandwich તો મેં ગરે બનાઈ છે ક્યારે? ગરે તો ક્યાંથી બનાઉં? જાગૃતિ હોય તો મને બનાવ દે? નથી બનાવ દેતા. જો આપડે એની છે ને બૌ એક દમ નાની recipe જાણી લઈએ. કે veg cheese sandwich ગરે કેવી રીતે બનાવાની? એના માટે મને ખાલી છે ને એમાં ખાલી cheese નાખતા નથી આવડતું બાકી મને ઓલા કટકા કાકડી ના રાખતા આવડે ટામેટા ના રાખતા આવડે સુધારતા એ આવડે છે. હા પણ આપડે બાર જેવી veg cheese sandwich જો ગરે બનાવી હોય ને તો એક વસ્તુ હોવી બૌ જરૂરી છે અને એ છે લીલી ચટણી. હા તો હું તમને કઈ દઉં કે લીલી ચટણી ગરે કેવી રિતે બનાવી બૌ સેલી વસ્તુ છે. અને તમને એ પણ કઈ દઉં cheese કેવી રીતે છાટવાનું કે આપણ ને બાર જેવો એક દમ જે એક દમ તમને મોઢા માં જે નાખો sandwich નો એક બતકો એટલે તમને sandwich કરતા મ લાગે કે cheese જ ખાઓ ચો એવો સ્વાદ કમ આવે. તો મને જલ્દી મને શીખવાડો કે હું જલ્દી જઈએ ને અત્યારે એજ બનાઉં અને જાગૃતિ છે ને આઠ વાગે આવશે એની પેલા હું બનાઈ દઉં તો એક કામ કરીએ કે આપડે આ ચર્ચા છે ને પછી આરામ થી એની પેલા તમે વઘારેલા ભાત

હો હો હો સારું હાલો એ આજે પ્રયાસ કરું ના થાય તો હું તમોને પાછો phone કરીશ અને પાછી ચર્ચા કરીશ અને તમને કૈશ કે આ લોચો થયો.